હા ક્યાં જાવું hello ક્યાય અત્યારે જાવુ નાહી ખોવાઈ ગયા છો ક્યાં હમ હમ પહી હું આ વરસાદ આવ્યા કર્યો ને આમ ને આમ ક્યાક જવાનું નહિ water park ક્યાંક ગયા તા હા અમે એ ગયા ત્યાં હમ water park મા ગયા ત્યા

ઈ કઈ બાજુ આહ